આ ચિત્રમાં બે ગાડી છે ચાર બાઇક છે એક બાઇક નો કાચ છે બે ઝાડ છે. આ ચિત્રમાં બે ગાડી છે ચાર બાઇક છે એક બાઇક નો કાચ છે બે ઝાડ છે.

ત્યાં એ_સી નુ કોમ્પ્રેસર છે બૌ બધી બારીઓ છે એક બોર્ડ છે.

બો બધા ઝાડ છે ઘાંસ છે રોડ દેખાય રહ્યો છે જે વ્હાઇટ કલર ના પટ્ટા મારેલા છે.

બે દરવાજા છે જાળી છે જે ક્રિમ કલર ના ક્રિમ કલર છે.

આ એક કોમ્પ્રેસર છે તેની બાજુમાં એક મોટું ઝાડ છે.

અહ આ ઑફિસ બ્લુ કલર ની છે બ્લુ કલર નો શેડ છે વ્હાઇટ છે બારીઓ છે.

આ ચિત્રમાં રોડ બતાઇલો છે તેની સાઈડ માં એક મકાન બયની રહ્યું છે.

આ ચિત્રમાં એક શોરુમ જેવુ દેખાય છે ત્યાં મોટ્ટી મોટ્ટી સ્લાઇડરો છે જેમા બ્લેક કલર ની પટ્ટીઓ છે.

આ ચિત્રમાં એક મોટ્ટી ઑફિસ જેવુ દેખાય રહ્યુ છે.

આ ચિત્રમાં એક મહેલ જેવું બતાવેલું છે બાજુમાં મંદિર જેવુ દેખાય રહ્યું છે તપેલા છે.

બેઠા છે બધા બો બધા માણસો ત્યાં બૂક્સ પડી છે.

એક અ અ ધ્વજ છે જેમાં ત્રણ કલર છે કેસરી સફેદ લીલો.